terrorist ઉપર બી આવી ગયી છે solar panel સરકાર બી આપડ ને બી help કર હ જયદા જ્યાદા તમે solar panels use કરો કે વીજળી આપડી ઓછી થાય હ એના લીધે પણ pollution બહુ ઓછું થઇ જાય છે

હા અને મતલબ અત્યારે vehicle માં બહુ બધું મતલબ experiment પણ થાય છે અને technology પણ vehicle માં પણ બહુ બધી આવી ગયી છે એમાં પણ sound system હોય છે મતલબ type હોય છે કે આપડે કઈ બોલીએ તો એમાં મતલબ એના દરવાજા ખુલી જાય window open થઇ જાય છે એજ automatic on થઇ જાય છે song start થઇ જાય છે

એમાં પણ solar panel વારી હોય electric ટુક માં આપણે charging કરી શકીએ છીએ એમ પછી બીજું જે feature છે જે two vehicle માં બી આવી ગયું છે એમાં આપડે reverse બી કરી શકીએ two vehicle માં બી feature આવી ગયા છે reverse

ન તું આવું pollution ના કારણે સરકાર જે છે એ electric vehicle નીકળે છે કે આપડ ને તકલીફ ન પડે હા અત્યારે બહુ બધા technology અત્યારે બહુ બધી આગળ વધી ગયી છે કે મતલબ એ લોકો એ વાચારતા હોય છે કે સુ કરીએ જેનાથી મતલબ આપણ કોઈ problem ન થાય કેમકે આગળ future માં એજ થવાનું કે બધું આપડે technology ધ્વારા આપડે control કરવાનું છે future માં આ બધું technology આગળ આવશે કેમ કે robot છે બધું કામ કરશે જે આપને online જે આપણે કરીએ છીએ અત્યારે

હમ હા પછી તો મતલબ આળસુ થઇ જશે mostly અત્યારે પણ આળસુ થઇ જ ગયા છે અત્યાર ની generation મતલબ આપડે પણ એમાં આવી ગયા morning માં ઉઠીને પેહલો ફોન night માં સુતા પેહલા ફોન જો કે અપડા માટે એટલું બધું healthy પણ નથી inject કરે છે તો આપણે use કરીએ because હવે ફોન વગર મતલબ અત્યારે બધા જોડે mostly ફોન હોય થઇ ગયા આપણેકેવાય છે કે technology વગર આપણે જીવી પણ ના શકીએ આપણે ખબર છે કે આ લત બહુ હાનીકાર છે તો આપણે use કરીએ કરાવનો છુ પણ આપણે કઈ એ બાર વારો family કામ હશે તો સુ કરશે આપણે ફોન કરશે તો technology બી હારે આપડે એ આદત પડે છે

કે આ ને જોઈએ બી આપણે રોજ ની જીદગી આપણે આ જોઈએ બી છે

message છે પેલા તો letter

અ તો post માં વેહાચતા હતા

અત્યારે તો અત્યારે તો મતલબ marriage માં બી અત્યારે online processing

online મતલબ online એવા apps હોય છે એમાં થી મતલબ friends બનાઈ શકો like જીવન સાથી છે

હા એમાં થી આપડે કરીને મતલબ જો બને પાત્ર ને ગમે તો family આગળ વાત કરી સકે છે એની વાત તો app યી છે તો જીવન સાથી partner શોધી શકીએ છીએ હા પછી social media માં આપણે સુ કરીએ છીએ સુ નહી બધું આપડે updating કરી શકીએ છીએ કોક ના life ની મતલબ personal વસ્તુ પણ આપડે જાણી શકીએ છીએ જે લોકો જે વસ્તુ મુકતા હોય છે ક્યાં ગયા છે સુ જમી રહ્યા છે કોની સાથે ફરી રહ્યા છે બધું આપડે instagram snapchat whatsapp વગેરે થી જાણી શકીએ update કરે છે update selfish પાડી ને કે હું અત્યારે છું

અત્યારે ભાઈબંધ જોડે ફરવા જવું બધું આપડે technology આવી ગયું અત્યારે social media ધ્વારા પછી જાણકારી આપે બધાની હા જો કે એ વસ્તુ સારી ના કેવાય અત્યારે તો મતલબ snapchat

હા અત્યારે તો મતલબ snapchat પણ છે એમાં તો મોકલવાની મતલબ એતો full day માં આપડા ઘર માં કે બેઠા છીએ કઈ જ નહી કરી રહ્યા તો પણ સુ ખાઈ રહ્યા છે સુ પી રહ્યા છે snapchat માં તો મતલબ day ની something પાચ છ snap picture કાતો આપડી કાતો કોઈ બીજા ની આતો કોઈ વસ્તુ ની કઈ જગ્યા છે friends વગેરે light વગેરા કોઈ બી વસ્તુ ની snapchat બસ details મળી જ જાય

હા hang outing વેગેરા location નાખી દીસે birthday party puff ને આ બધુ ન કરે હા જેના થી અમને આપણે જ b problem થાય મતલબ આપડી personal details આપડે કોઈ ને મતલબ અને અમુક person ને તો આપડે ઓળખતા પણ હોય જે આપડા snap માં આતો instagram follows કરી રહ્યા હોય જે ને પાસે આપડી આ બધી details જયી રહી છે આપડે ના સારું પણ આપની એક habit થઇ ગયી છે આના વગર એ edit થઇ ગયા છે આપદા ફોન વગેરા social media થી એટલે આપે friends ને જણાવી છીએ કે અમે અત્યારે આ selfish પાડી ને મોકલું અત્યારે હું અહિયાં પછી બે કલાક પછી ત્યાં જશે તો ત્યાં જઈએ ન selfish પાડી ને મોકલું અત્યાર હું ત્યાં છુ

મતલબ બે કલાક થી વધારે આપડે ફોન વગર રહી જ નહી સકતા બે કલાક પણ વધારે થઇ ગયા લાગે આ આ reels વગેરા

પૂરું data બગાડી થઇ જાય એમાં તો અત્યારે time આવ દર હોય તો નીકળી જાય score કરતા કરતા હા પુરા દિન અત્યારે તો એવું નહી કે મોટા નાના લોકો પણ મતલબ જે લોકો ન ફોન વિશે જેને cricket વગેરે રમવું જોઈએ એ પણ અત્યારે technology નોજ use કરે છે ફોન છે PCi pad છે headphone છે એ લોકો માટે આ અત્યારે આ બધી વસ્તુ બહુ જ હાનીકાર છે

મતલબ એ લોકો ને computer વેગેરા use કરી કરીને નાની ઉમર માં ચશ્માં આવી જાય છે હાથો દુખાવા લાગે ઓછું સાંભળવા લાગે મતલબ high quality ના

ખોલી ને બેસી જાય આપણે એક type નો આપણ એક type નસો જ કેવાય ને મતલબ નાના છોકરાઓ માટે બહુ હાનીકાર છે હા પણ સમજે નહી કે માબાપ જ use કરતા હોય તો એમના છોકરાઓ એ લોકો ને સુ કે કઈ ખાતું નહી માર છોકરું લે ફોન લઈને બેસી જાય ફોન હા અને ખાઈ લે

કઈ ક ન કઈ એ લોકો જોતા રહે મતલબ એ લોકો ન ખબર પણ ના હોય એવું જોઈ ને મતલબ અલગ અલગ વસ્તુ પણ એમાં થી શીખતા હોય છે મતલબ technology નો મતલબ સારો use બી કરીસકાય અને wrong use બી થઇ સકે છે એ આપડા ઉપર depends કરે કે આપણે સુ જોઈએ અને સુ કરે એ parents ની ઉપર હોવા જોઈએ કે મારો છોકરો સુ જોવે છે સુ કરે છે અત્યારે online studies પણ થાય છે online classes online tuitions

તો આપડે જોવો હોય તો આપણે એમાં થી જોઈ શકીએ છીએ youtube પર પણ કેટલા youtuber પણ મુકતા હોય છે online video વેગેરા જેનાથી આપણે મતલબ ખાસી મદદ થાય છે મતલબ હું પણ એ બધું use કરું છું જો તે આપદા બધા કેમકે અત્યારે હું ઘર પે નહી મને match જોવાની ઈચ્છા હોય તો

જોઈ શકો મને match જોવાની ઈચ્છા હોય તો મેં હું ફોન માં હું જોઈ લઉં તો આ આપડી help બી કેવાય કોઈ બી news આપડે જાણવી હોય કે સુ શું થયું ચગે આપડે search મારી ને આપણે check કરી શકીએ છીએ તો આપડી technology બહુ આગળ વધી ગયી છે

પણ એમાં આપડા જે છે એ આ technology એના વગર નહી રઈ શકીએ હવે આગળ future માં આવ્યું કે બધું આવાનું છે આપણે નહી રઈ સકતા એ આપણી આગળ ની પેઢી પણ નઈ રઈ સકે કે આગળ ની પેઢી છે હવે એ mobile માં આવે છે કે પેહલા ની પેઢી હતીએ બાર રમતી હતી બધા જે sports વેગેરે આવે જે આપણે રમતા તા આ વાર ની પેઢી આવશે એ નહી રમી સકે એ બધું સુ ફોન માં અને ફોન માં technology માં હશે બધી

ફોન હોવો જોઈએ ખુદ ના નામ પર નો number ખુદ નો number link હોવો જોઈએ તો જ processing આગળ વધશે નહી તો processing પણ આગળ નહી વધે એટલે અત્યારે તો government જગ્યાએ પણ મતલબ માંગે છે પેહલા સુ હતું પેહલા માં પેપર બહુ ચાલતા હતા હવે પેપર

મારા ઘરે આવતું હતું હવે ફોન માં એ જોઈ લે બધા હ મારે ઘરે પણ બંધ થઇ ગયા mostly બધા prefer કરે છે ફોન નું જ prefer કરે છે

TV વગેરે અત્યારે laptopTV આવી ગયા છે મતલબ પેહલા તો સિનેમા વગેરે જોવાનું એક excitement રેહતું હવે તો કોઈ સિનેમા વગેરે વગેરે પણ નહી આપડે જે અ ફોન download આપડે કરી શકીએ હવે જે વધારે mostly આવી ગાય છે પંદર દિવસ માં તો નવી picture માં આવી જાય પંદર એ મહિનામાં

અપના ભાઈબંધ ને કે છે હું અત્યારે movie જાવ છું તો એ ભાઈબંધ કે આપણે કે પંદર દિવસ માં તો માં ઉપર આવી જશે એમાં જોઈ લેવાનું સારી print માં હા series વગેરા એ લોકો અત્યારે મળવા બળવા નું વગેરે પણ બધું બંધ કરી દીધ્યું છે

અત્યારે લોકો લોકો ની social media અને technology વાળી life enjoy કરી રહ્યા છે

અત્યારે તો આના થી પણ વધારે મતલબ આગળ વધી જશે ત્યાં સુધી તો

robot પર પણ movie પણ કેટલી બધી બની ગયી છે મતલબ કેટલા helping થઇ સકે છે robot army વગેરે માં પણ નાખી શકાય છે આમ જે એમ કે જે આપડે army વાળા શહીદ થાય છે કે એમની જાન ન જાય એ બી સારી વસ્તુ છે કે technology માં robot આવી ગયા તો એમના માટે પણ સારું છે

આપણે કામ એટલે તો કામ કરે પેહલા sciencetist લોકો એલોકો માં તો મતલબ આપડે સામે વાળા કોઈ હોય આપડા enemy વગેરા એ લોકો એલોકો ની જીદ વગરે change કરી દે system માં તો એ લોકો આપડા ઉપર હાવી થઇ સકે છે સાચી વાત છે

માનવજીવન નો સૌથી વધુ સુખમય એટલે આનંદદાયક સમય બાળપણ નો છે એટલે તેનો સોનેરી સમય કે સુવર્ણયુગ કહીએ તો સાર્થક ગણું છે. બાળપણ નાં એ દિવસો માણસ જીવન નું સનાતન સુખ જ સમરણ બની રહે છે દરેક પ્રમાણે નાનપણ માં આપડી સ્મૃતિશક્તિ ઓછી હોય છે અને અ વિકસિત હોય છે

જ્યારે મને થાય છે કે કેવા આનંદ નાં એ દિવસો હતા દરેક બાળક ને વાર્તા સાંભળવા નું ગમતું હોય છે આપણે સૌ ભાઈઓ રાત નાં અમે સૌ ભાઈઓ રાત નાં દાદા ની પાસે સગડી પાસે સામે બેસી ને કેવી રીતે વાર્તા સાંભળતા તે મને બરાબર યાદ છે એ વાતો સાંભળી ને કઈક કરી નાખવા નું મન થતું થઇ જતું વડીલો અમારી ખુબ કાળજી રાખતા અમારી દરેક ઈચ્છા પૂરી થતી.

ભરવાનો છે અને તેની ઘર માં વાત અમે બધા એ ત્યાં લઇ જવા દાદાજી ને આગ્રહ કર્યો અને બીજા દિવસે સૌ તૈયાર થઇ ને હાલવા માંડ્યા મેડે પાર વિના ની જિંદગી માં પાર વિના ની જિંદગી માં ગેડી માં અમારા જેવા નાના ભુલક ભૂલકા ઓ તો ડરી જ જાય ને ત્યારે દાદાજી એ મને તેમના ખભે બેસાડી દીધો ને એ વખતે હું એટલો બધો ખુશ થઇ ગયો હતો કે મને લાગ્યું એ જાને આખા મેળા માં હું એકલો જ ઉંચો માણસ બની ગયો છું. રમકડા ની લારી જોઈ દાદાજી એ મને નીચે ઉતાર્યો મેં એક રમકડું પસંદ કર્યું ને બીજા ને દાદાજીને રમકડું આપવા માં હતા અપાવતા હતા બાજુ માં મીઠાઈ ની લારી જોઈ હું તેજ તરફ

ત્યારે મને મારા જીવ ને સાંતી થઇ ને જ્યારે મારી સાથે દાદા પણ મને ભરી ને રડવા લાગ્યા મારા માસ એક ઘોડો રાખતા તેમના ગામે થી ઘોડા પર બેસી ને આવે. ત્યારે મને પણ ઘોડા પર બેસવા નું મન થતું ને એક વાર મને તેમની સાથે બેસાડી ને થોડે સુધી ફરવા લઇ ગયા એક હાથ માં લગામ અને એક હાથ માં ચાબુક રાખી ને તે ઘોડો ચલાવતા.

એક વાર બપોરે માસા ઉંઘતા હતા ત્યારે થાંભલા પાસે બાંધેલો ઘોડો મેં છોડ્યો અને બાજુ માં ઊંચા ઓટલા પાસે જઈ ને ઘોડા પર પલાણ્યું પછી માસ ની જેમ લગામ લીધી અને. પગ ની એડી સાથે ઘોડા ને ચાબુક મારી મારો હાથ જોસ થી પડ્યો ને ચાબુક બરાબર ની વાગી ગઈ પછી તો પૂછવું જ શું થોડે દુર જતા ઘોડા કુદતા કુદતા ઘોડા ઉપર થી football ની જેમ હું નીચે પટકાઈ ગયો. મારા સદભાગ્યે ઘાસ ની ગંજી પર પડતા મને લાગ્યું નહિ ને રડતો રડતો હું ઘરે આવ્યો અને સૌ ને મારા પરાક્રમ ની ગાથા સંભળાવી મારી જેમ શાળા નાં મારા ગોઠિયા પણ તોફાની ખરા હો.

અમારું પોલ પકડાયું જ્યારે સજા પણ સારી એવી થયેલી હતી અમને બરાબર માર મળ્યો હતો અમારા આચાર્ય સાચે જ ભગવાન ના માણસ અમને પ્રમાણિક બનવા ની પ્રેરણા આપતા. એમને એક દિવસ જાહેરાત કરેલી કે તમને કોઈ ની વસ્તુ જડે એને office માં જમા કરાવસો તો school નાં જાહેર notice board પર તમારું નામ લખાશે મને થયું કોઈ ની વસ્તુ જડશે તો હું ચોક્કસ આમ કરીશ. એ દિવસ ની રીસેસ માં મારો compass ગુમ થયો મેં શિક્ષક ને ફરિયાદ કરી બીજા જ દિવસે શાળા માં notice board પર ની જાહેરાત માં મારો compass મળ્યો હોવા નું લખ્યું હતું. એની સામે પ્રમાણિક વિદ્યાર્થી નું નામ વાંચી ને મને ચક્કર આવવા માંડ્યા આતો અમારી જ ટોળકી નાં અને શેરીના ઓતર એવા અમારા પડોસી Junior એનું નામ હતું. આવા બાળવય નાં ખાટ્ટા મીઠા સુવર્ણ હવે મારા મારા જીવન ના મોંઘી મોલી બની ગઈ છે વડીલો અવસાન પામ્યા અને મિત્રો પોત પોતાના નોકરી ધંધે લાગી ગયા છતાં આપ સૌ ને બાળપણ નો સુવર્ણયુગ principal sir અથવા madam ને આપને અમે ખુબ જ વાલા હતા કારણ કે અમે તોફાન પણ કરતા અને કામ કામ નાં time એ કામ પણ આવતા

ખુશી નું કારણ હોવા ને સાથે દેશ નું ભવિષ્ય પણ હોઈ છે આપને આખું જીવન માતા પિતા શિક્ષકો અને અન્ય સંબંધીઓ ના જીવન માં બાળકો ની ભાગીદારી અને યોગદાન નજરઅંદાજ નથી કરી સકતા બાળકો સૌ ને ગમતા હોય છે અને બાળકો જીવન બાળકો વગર જીવન ખુબ જ નિરાશ થઇ જાય છે તેઓ ભગવાન નો આશીર્વાદ સમાન હોય છે. બાળકો પોતાની સુંદર આંખો માસુમ હરકતો અને હાસ્ય થી સૌ નું દિલ જીતી લે છે જેવું કે આપને સૌ જાણીએ છીએ કે આપણા દેશ માં બાળ દિવસ નો કાર્યક્રમ દર વર્ષે ચૌદ november નાં રોજ ઉજવાય છે. ઘણા લોકો આ વાત જાણતા હશે ને છતાં પણ બતાવી દઉં કી આ આપણા દેશ નાં પ્રથમ જવાહરલાલ નહેરુ ના જન્મદિવસ નાં દિવસે ઉજ્વાય છે. આવું તેમના બાળકો એમને જોતા કરવા માં આવ્યું છે અને પંડિત જવાહરલાલ નહેરુ એક ઊંડા અને વક્તા હોવા ને સાથે જ કારણે જ બાળકો નાં ખુબ જ લોકપ્રિય હતા. અને નાના બાળકો તેમને ચાચા કહી ને બોલવતા હતા આ વાત તો થઇ આ દિવસ ના ઈતિહાસ ની કે દોસ્તો તમે જાણો છો કે બાળ દિવસ કેમ ઉજવવા માં આવે છે અને તેને ઉજવવા પાછળ કારણ પણ હોય છે આ વિષય માં હું તમને બતાવી દઉં. કે બાળ દિવસ નો આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી આ દિવસે બાળકો ના અધિકાર અને બુનિયાદી સુવિધા પ્રત્યે ને બાળકો માં જાગૃક્તા લાવવા માટે નક્કી કરવા માં આવેલ એ જ દિવસ છે.

જેમાં થી અનેક કાર્યક્રમો અમે શાળા માં પણ આયોજિત કરવા માં આવ્યા છે જેવા કે fency dress પ્રત્યોગીતા ભાષા ચિત્રકાર પ્રત્યોગીતા વગેરે વગેરે બાળ દિવસ માં તો વધુ છે કારણ કે આપણા દેશ માં આજે પણ ગણા બાળકો બાળ મજુરી કે જેવી કુ પ્રથા માં ફસાયેલા છે અને કેટલાક લોકો પોતાના થોડા લાભ માટે તેમનું શોષણ કરવા થી પણ સરમ નથી કરતા. હકીકત માં બાળ દિવસ નો અર્થ પણ પૂર્ણ રૂપ થી ત્યાં સુધી સાર્થક નથી થઇ સકતો જ્યાં સુધી આપડા દેશ માં દરેક બાળક ને તેના મૌલીક બાળ અધિકાર ની પ્રાપ્તિ નાં થઇ જાય. જેમાં થી સૌથી મહત્વ પૂર્ણ શિક્ષણ પારિવારિક પ્રેમ અને લૈંગીક જેવા મુદ્દા છે બાળ દિવસ નાં આ વિશેષ પર્વ ને આપડે દેશ નાં ખૂણેને ખૂણે પહોચાડવા ની જરૂર છે ને કારણ કે ભલે બાળકો ની ભલાઈ અને બાળ અધિકારો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કેમ નાં ચાલી રહી હોય પણ હજુ પણ તેનો લાભ બાળકો સુધી પહોચી રહ્યો નથી આજે પણ આપડા દેશ નાં બાળકો કા તો મજબૂરી અથવા તો બળજબરી પૂર્વક બાળ મજુરી કરવા મજબુર છે આ ઉપરાંત હવે નાના બાળકો ની તસ્કરી ભીખ માંગવા અને યુવાન અપરાધો માં સામેલ થવા માટે પણ મજબુર કરવા મા આવી રહ્યા છે. આ પ્રકાર ની ઘટના ઓ ફક્ત નીરનાયી જ નથી પણ માનવ સમાજ ને કલંક કરવા નું પણ કાર્ય છે આ અપરાધો ને દુર્દર્શનો માં ફસાઈ ને બાળકો નું બાળપણ તો ખરાબ થાય જ છે

આપડે સક્ષમ હોય તો આપડા ઘરે કામ કરતા નોકર ચાકર ના બાળકો ને અભ્યાસ ખર્ચ ઉઠાવી ને તેમને સારું શિક્ષણ પણ આપી શકીએ છીએ ફાળો એકત્રિત કરી ને નબળા બાળક ની મદદ પણ કરી શકીએ છીએ અને જયારે કોઈ બાળક ની ભીખ માંગતા જોવો તો તેને પૈસા આપી ને પુણ્ય સમજવા ની ભૂલ કરવા નાં બદલે એને પેટ ભરી ને જમાડ્યા પછી તેને અભ્યાસ નું મહત્વ સમજાવી ને શાળા માં જવા માટે પ્રેરિત કરી શકીએ છીએ અને વિક્ષિત બનવવા મહત્વ પૂર્ણ યોગદાન આપી શકીએ ચી અને બાળપણ એ કોઈ પણ વ્યક્તિ ના જીવન નું સૌથી માંનોદાયક અને યાદગાર સમય છે.

તદ ઉપરાંત તે જીવન નાં સુવર્ણ સમય છે જેમાં આપણને બાળકો ને વધુ શીખવી શકીએ છે બાળપણ ની યાદો આપડે જીવનભર યાદ બની જાય છે જે હમેશા આપડા ચહેરા પર સ્મિત લાવે છે. બાળપણ ની વાસ્તવિક કિંમત ફક્ત પુખ્ત વય નાં લોકો જ જાને છે કારણ કે બાળકો આ બાબતો ને સમજી સકતા નથી બાળકો માટે તેનું કોઈ મહત્વ નથી પણ જો તમે કોઈ પ્પુખ્તવ્ય વ્યક્તિ ને પૂછો તો તે ખુબ મહત્વ પૂર્ણ છે તદુપરાંત એ સમયે બાળકો જયારે નૈતિક અને સામાજિક નો વિકાસ થાય છે ને જીવન નાં આ તબ્બકે આપડે સરળતા ને સરળતા થી કોઈ ની માનસિકતા ફરી થી બનાવી શકીએ છીએ બાળપણ માં વ્યક્તીએ કોઈ પણ છેંડા વિના તેના જીવન નો આણંદ માણવો જોઈએ અને આ એવો સમય છે જેમાં વ્યક્તિ એ પોતાના હર્ષ ને રોગપ્રતિકારક શક્તિ નું ધ્યાન રાખવું જોઈએ

શરુ કરવા માટે પ્રવાહિત કરવા નો પ્રયાસ કરવો જોઈએ જે તેમને પછી ના જીવન માં મદદ રૂપ થાય પરંતુ તેઓ જે પુસ્તકો વાંચે છે અને તેઓ શું લખે છે તે માતા પિતા એ કાળજીપૂર્વક તપાસ કરવી discuss માં આપડે કહી શકીએ કે બાળપણ એ સમય છે જે આપડા પુખ્ત્વસ્થા ને વિશેષ બનાવે છે આ ઉપરાંત બાળકો માટે ની વાસનો જ એવા હોય છે જેને તમે ગમે તે રીતે આકાર આપી શકો છો તેમની આ નીર્દેશ્તા અને મદદગાર સ્વભાવ દરેક માનવતા નો સંદેશ આપે છે સૌથી અગત્ય નું તેઓ કાતો ભૂલો કરી ને અથવા તેમના વડીલો ને જોઈ ને શીખે છે હા બોલ અખિલ

હા મે એમ્બેડેડ સીસ્ટમ ને આયોટી નો સબ્જેકટ લીધો તો ને તે એમાં અને તે કયો પ્રોજેક્ટ મેનેજર નો જ લીધો તો મને એવું ખ્યાલ છે એ પ્રમાણે હા ભાઇ મે મે પ્રોજેકટ મેનેજમેન્ટ લીધો તો.

રીસ્ક કાયદે કેહવાય કરી ને તેનું પ્લાનીંગ કરવું એટલે એવું બધું ય શીખવાડે અને એનાં વિશે બધાય અમુક બેઝીક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ને એવું બધું તમારે હું આવતું એમ કોને

અ બધી ગણતરી ઓ અ તમારે શું હતું સિસ્ટમ

કે જે દુર થી રીમોટ કંટ્રોલ ધા ધારોકે એટલે કે દુર થી આપણે એને નિયંત્રિત કરી શકીયે અને અમુક સીસ્ટમ એવી જે એમાં અંદર થી જ નિયંત્રિત થાય એટલે કે આ એવી વસ્તુ હોય નાનું અમથું એટલે કે સીપીયુ એટલે કોમ્પ્યુટર જેવું કામ કરીતુ હોય અને એ નાનું નાનું બોક્સ હોય એમાં અંદર જ એવી રીતના જોડાયેલું હોય જેમાં થી એમાં થોડાક એના જી સૂચનો હોય ને એનું પાલન કરી અને એ પ્રમાણ નું કાર્ય કરી શકે.

એટલે ટૂંકમાં તો એવું જ ને કે પછી આ ઓવર આપોઆપ થઈ જાય કે કા કામ ઓછુ કરવું પડે એટલે એવું બધુંય હજુ આવડતું હશે ને

એટલે અમને લેબ માં જુદાજુદા એના માટે ના જી કોડ આવે એટલે કે એના સૂચનો લખવાના આવે એવું લખાવે જેનાથી આપણે છે ને મોડલ એટલે કે એવા યનચિત્રો હોય એને આપણે ટ્રેન કરી શકીએ અને એમાં આપણે બે જ અઅ એટલે કે સામાન્ય કોડ લખવાના હોય કે ધારોકે આપણે કે સ્ટ્રીટ લાઈટ નો બોર્ડ છે એમાં એવું હોય કે જો લાઈટ ની છે એટલે કે લાઈટ ની જો લાઈટ આપણે જે એ ઓછો થઈ જાય મહેક કોક અમુક સીસ્ટમ થી ઓછો પ્રકાશ થાય તો પછી એને આપણે એવું હોય કે આપણે આપણી કુત્રિમ લાઈટ ચાલુ કરવી પડે હમજ્યો પ્રકાશ આપવો પડે તેના માટે માં એવું આવે કે જી સેન્સર આવે એ એમાં પેલા જોવે કે કેટલી એ કેટલું અત્યારે પ્રકાશ છે જો પ્રકાશ તેના થી ઓછો હોય તો લાઈટ ચાલુ કરવાની અને પ્રકાશ ઈ સ્તર થી વધી જાય તો પછી આપણે લાઈટ બંધ કર દેવાની આવી રીતનું કોડ લખાવે તમને શું કરાવે